આ ઉપરાંત સાથે સાથે ઘણીવાર એટલે કે હોજરી અને આંતરડાની મોમેન્ટ વધાર ની દવાઓ આપણે લેતા હોય છે. ઘણીવાર ચિંતા માટે આપણે દવા આપતા હોય છે. જેનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે. જે acid નું production મગજમાંથી ખૂબ જ ઓછું કરે છે ઘણીવાર દવા આપતા હોય તો દર્દીને એવું થતું હોય કે મને ઘેન ની દવા કેમ આપે છે. આ રોગ માટે પરંતુ એવું નથી. ઘેર ની દવા અમુક બે dose માં આપવામાં આવે છે. કે જેના લીધે હોજરીમાં acid નું production ઓછું થાય જેને બીજી કોઈ આડઅસર હોતી નથી. હવે acidity ની દવા વિશે વાત કરીએ તો એમાં મુખ્યત્વે મારે બે વાત કહેવી છે. પેલી વસ્તુ acidity ની જે દવાઓ છે એ ભૂખ્યા પેટે લેવાની હોય છે. હવે ઘણા દર્દીઓ ભૂખ્યાપેટ નો misinterpretation કરતા હોય પૂરો અર્થ સમજતા નો હોય ભૂખ્યા પેટની દવા જમવાના બેસતા પહેલા પહેલા લેતા હોય છે. જમવાના just બેસતા પહેલા દવા લે કે તેના પછી દવા ન લે તો તેની અસરકારકતા ત્રીસ ટકા ઓછી થઈ જાય છે. જેથી કરીને acidity ની દવા છે. એ જમવાના અડધો પોણો કલાક કે કલાક પહેલા લેવી જોઈએ મિનિમમ ત્રીસ એક મિનિટ પહેલા લેવી જોઈએ. બીજી વસ્તુ કે ઘણીવાર acid નું basic production જે વધી ગયું હોય. તો એના અંદર લાંબા સમય સુધી acidity ની દવા લેવાની જરૂર પડતી હોય. ત્યારે આવા કેસમાં દર્દીઓને ઘણી બધી ચિંતા થતી હોય કે સાહેબ લાંબા સમય સુધી acidity ની દવા લેવાથી કોઈ આળસર કે બીજી કોઈ સમસ્યા તો ન થતી હોય ને? પરંતુ, અત્યારના સમયની જે latest generation છે દવાઓ available છે એ ડાયાબિટીસ, બીપી કે ખેચની દવાની જેમ લાંબા સમય સુધી લઈ શકાય જેની કોઈ ગંભીર આડઅસર સામાન્ય રીતે જોવા મળતી હોતી નથી.

તો acidity કે અપાચાને સાથે અમુક લક્ષણો એવા છે કે જેને rare side કહી શકાય એ હોય તો ડોક્ટરને તાત્કાલિક ડોક્ટરનું સંપર્ક કરો. આવા લક્ષણોની અંદર acidity અ પચા સાથે ક્યારેય લોહીની ઉલટી થાય. અથવા તો black color maroon color માં જાડા થતા હોય, વજન ઘટે, ભૂખ લાગી, ખોરાક દળવામાં તકલીફ થાય, વારંવાર ઊલટી થાય, પેટ ઉપર ગાંઠ જણાય, આવા લક્ષણો હોય તો આપણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેથી કરીને આપણે યોગ્ય તપાસ તથા નિદાન કરીને કોઈ પણ complication થઈ હોય તો એની સારવાર કરી શકીએ. જો તમને acidity reflect અપચો, કે આવી બીમારી ને લગતી કોઈ પણ સમસ્યા હોય આના લગતી વધુ માહિતી ની જરૂર હોય તો, તમે અમારો સંપર્ક ચોક્કસ કરી શકો છો. જો આ વિડીયો દ્વારા તમને માહિતી યોગ્ય મળે તો વીડિયોને like કરો. share કરો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

પેહલા આપણે જોયું કે માણસોનું આરોગ્ય કેવી રીતે કચવાય છે. આને કેવી રીતે માણસોનું આયુ આરોગ્ય એક શ્રાપ થાય છે. હવે આપણે જોઈએ, તે કેવી રીતે તેના કારણો શું છે અને તેના ઉપાય શું છે? હવે આજકાલના સમયના નવ યુવાનો તથા અન્ય લોકો એ smoking drinking તંબાકુ જેવા વગેરે અન્ય નશાકારક વસ્તુઓનું સેવન કરતા હોય છે. અને જે તેમને ખૂબ જ હાની પહોંચાડતા હોય છે.

નુકસાન કરે છે. અને આગળ જતા તે ખૂબ મોટી બીમારી અથવા ખૂબ મોટા આરોગ્યમાં રૂપાંતરિત થાય છે. અને કેન્સર કેન્સર નામે તે મોટું રૂપ લઈ લે છે. અને આ કેન્સર માણસોના મૃત્યુનું કારણ પણ બનતું હોય છે. અને છતાં પણ આજકાલના આજકાલના સમયમાં નવયુવાનો તથા college અને school માં જતા વિદ્યાર્થીઓ પણ આજકાલ smoking drinking તંબાકુ વગેરે જેવા નશીલા પદાર્થોનું સેવન કરતા જરાય કચવા તા નથી. અને અન્ય drugs દારૂ વોડકા વગેરે જેવી અન્ય વસ્તુઓનું પણ આજકાલના લોકો સેવન કરવાનું વધારે શરૂ કર્યું છે. જેથી માણસોમાં કેન્સરનું પ્રમાણ આજના સમયમાં વધ્યું છે અને જેથી માણસનો સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થયું છે. અને હવે તંબાકુ ગુટકા માવો વગેરે જેવી વસ્તુઓનું સેવન કરવાથી એ માણસોનું સ્વાસ્થ્ય તો બગાડે જ છે. પરંતુ, તે તેના દાંતમાં અથવા તો મોમાં ક્યાંક ને ક્યાંક તે રહી જતો હોવાથી તે દાંતમાં સડો કરે છે. અને મોંમાં મોના કેન્સરનું પણ કારણ બનતો હોય છે. અને આ આ વસ્તુના સેવન માત્ર સેવન દરમિયાન જ નુકસાન નહીં પરંતુ જો તે દાંતમાં રહી જાય તો ત્યારબાદ ખાવામાં આવતી કોઈપણ વસ્તુની સાથે ભળી અને ફરી પેટમાં જવાનું ભય રહેતો હોવાથી તે વધુ નુકસાન કરતો હોય છે. અને આપણે ખાધેલી સારી વસ્તુ પણ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેથી આજના સમયમાં આવી બધી નશાકારક વસ્તુઓ તથા અન્ય દારૂ તથા ગુટકા વિશે થી ખૂબ જ દૂર રહેવું એ ખૂબ અતિ આવશ્યક વસ્તુ છે. આજના સમયમાં માણસો કામ પ્રત્યે ખૂબ જ વધારે

આપણે જોઈ શકીએ છીએ કે office માં અથવા તો આવી અન્ય જગ્યાએ કામ કરતા વ્યક્તિઓ એ સવારે જલ્દી ઊઠે છે અને રાત્રે મોડે સુધી ઘરે આવે છે. અને આ આ દરમિયાન લોકો ખાવાનું પણ બહારનું જ ખાતા હોય છે. જેથી તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. અને નીંદર નું પ્રમાણ પણ ઓછું થાય છે. અને નીંદર નું પ્રમાણ ઓછું થવાથી માણસોના સ્વાસ્થ્ય અને માણસના મગજ પર ખૂબ આડકતરી અસરો પડતી હોય છે. તેથી સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી નીંદર એ અતિ આવશ્યક છે. અને આજના સમયમાં માણસો આ પૂરતી નીંદર લેતા નથી અને તેથી જ માણસોને આજના સમયમાં માથાનો દુખાવો, આંખનો દુખાવો, વગેરે જેવી સમસ્યાઓ સાધારણપણે જોવા મળતી હોય છે. તેથી આ સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી નીંદર એ ખૂબ જ જરૂરી છે. આપણે જોઈ શકીએ છીએ કે અમ આઠ કલાક અથવા તો સાત કલાકની નીંદર એ માણસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આજના સમયમાં લોકો માત્ર છ થી સાત, છથી પાંચ કલાક ની જ નિંદર કરતા હોવાથી તેમના મગજ પર પણ તેની વિપરીત અસર થતી હોય છે. હવે સવારે વહેલા ઉઠી અને યોગા, વ્યાયામ, કસરત અને walk વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવાથી માણસનું જે શરીર છે.

અને માણસોનું જે મગજ એ fresh રહે છે. અને સારા સારા નવા નવા વિચારો પણ લાવી શકાતા હોય છે. સવારે સારા સારા વ્યાયામ કરવાથી કોઈપણ જાતના રોગ તથા અન્ય પ્રકારની કોઈ પણ બીમારીઓનું ઉકેલ વગર કોઈ દવા અથવા તો વિના અગર બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ લીધા વગર તેનો નાશ કરી શકાય છે. આજના સમયમાં અમ મહામારી અંગે લોકોને જાગૃતિ લાવી રોગ વગેરેની રોગો અને તેના ઉપાયો વિશે લોકોમા જાગૃતિ લાવી એ ખૂબ જ જરૂરી છે. આજકાલના સમયમાં લોકો હંમેશા એ જેટલું રોજબરોજ એક જ જેવું કાર્ય કરતો હોવાથી તેનું જે જીવન ધોરણ છે એ ખૂબ જ આળસુ અને ખૂબ જ ગંભીર બન્યું છે. જેથી લોકોને કાર્ય કરવામાં વધુ રસ રહ્યો નથી. તેથી રોજબરોજના જીવન ધોરણમાં ફેરફાર લાવવા અને અને જીવન ધોરણ સુધારવામાં વધારે સારું લેવું. આજના સમયમાં લોકો કામ અથવા અન્ય કોઈ વસ્તુના ચક્કરમાં તે પોતાનો ખોરાક એ ખૂબ મોડું અથવા તો ખૂબ જ ત્યારબાદ ખૂબ જ બાદ લે છે. તેથી અમ ખોરાક વધારે સમયસર ન લેવાથી પણ માણસનું આરોગ્ય ખૂબ લથડું છે. ખોરાક એ એક સમયના અંતરે લેવો ખૂબ જરૂરી છે. જો ખોરાક લેવાનો સમય ખૂબ વધારે થઈ જાય તો તેના પર પણ માણસની ખુબ વિપરીત અસર પડતી હોય છે. અને સમય સમયસર ખોરાક લેવાથી માણસોની પાચન શક્તિ તથા માણસોનું આરોગ્ય

વગેરે જેવી વસ્તુઓ ખાવાનું વધુ પસંદ કરે છે. હા એ વધુ વસ્તુઓમાં સ્વાદ તો મળે છે પરંતુ શરીરને સ્વસ્થ રાખવા જેવી કોઈપણ ગુણધર્મ અથવા એવી કોઈ વસ્તુ આપણને તેમાંથી મળતી નથી. ઉપરાંત આ પ્રકારની fast food પિઝા બર્ગર જેવી વસ્તુઓ આપણા શરીરને વધુમાં વધુ નુકસાન કરે છે. અને તેથી આજના સમયમાં ભલે પૂરું નહીં પરંતુ તેનું પીઝા બર્ગર ખાવાનું ખૂબ ઓછું કરવું એ સારું જણાય છે. હવે આપણા શરીરમાં આજકાલના પીઝા અને બર્ગર જેવી વગેરે જેવી વસ્તુઓ ખાવાથી આપણા શરીરમાં આયન ઝિંક મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા જેવા micronutrients ની આપણા શરીરમાં કમી થઈ જાય છે. અને આ બધા micronutrients આપણા શરીર માટે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. અને પીઝા બર્ગર વગેરે જેવી વસ્તુઓ માંથી આ ન મળતી હોવાથી લોકોનું સ્વાસ્થ્ય વધુ લથડી છે. અને તેથી જ કહેવામાં આવે છે કે આ આ પ્રકારના fast food ખાવા એ ઓછા રાખવા જોઈએ. અને જે વસ્તુઓ માંથી આયન ઝીંક વગેરે જેવા કેલ્શિયમ વગેરે જેવા micronutrients મળતા હોય તેવા પ્રકારની વસ્તુઓનું સેવન કરવું વધારે પસંદ કરવું જોઈએ. અને જ્યારે પણ આપણે ખોરાક ગ્રહણ કરતા હોય છે, ખોરાક લેતા હોય છે. ત્યારે આજના સમયમાં લોકો ને જલ્દી હોય છે. ઓફિસમાં કામ કરતા લોકોને કામ કરવાની વધુ જલ્દી હોવાને કારણે તે પોતાનું ખાવાનું ઓછું ખાય છે. કાતો બહુ જલ્દી જલ્દી ખાઈ લે છે. તેથી તે ખોરાક સરખી રીતે પોતાના ચાવ્યા વગર જ direct પોતે ઓગળી જાય છે. જેથી, પાચન ક્રિયા એ ખૂબ અઘરી બને છે અને પાચન સારું ન થતાં પેટને અન્ય ગણી ઘણા પ્રકારના રોગો એ પેટમાં થતા હોય છે. અને આમ

વધારેમાં વધારે કેસ પેટના રોગોને ને લગતા જ હોય છે. કારણ કે આજના સમયમાં લોકો જલ્દી ખાવાના ચક્કરમાં ખાવાનું સારી રીતે ચાવીને નથી ખાતા. જેથી તેની પાચનક્રિયા ખરાબ રહે છે. આજના સમયમાં સ્વાસ્થ્ય છે સારું રાખવા માટે સારો ખોરાક ખાઓ એ ખૂબ જ આવશ્યક બને છે. ઘરનો ખોરાક ખાવો, બહારનો ખોરાક ટાળવો તથા

nutrients તથા અન્ય જે vitamin હોય છે શરીરમાં પૂરતા પ્રમાણમાં મળી રહેવા જોઈએ. અને આવા fruit તથા green vegetables ખાવાથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં

પાસે જવું પડતું નથી. પ્રદેશ માટે આશીર્વાદ રૂપ હોય તો Dragon Fruit છે તે વિશે જાણ્યે Dragon Fruit ના પ્રકાર વનસ્પતિક રીતે Dragon Fruit ના ત્રણ પ્રકાર છે લાલ છાલ સફેદ ફળ લાલ છાલ લાલ ફળ અને પીળી છાલ સફેદ ફળ

કે ડાયાબિટી ડાયાબિટીક તે અટકાવે છે ડાયાબિટીસ અટકાવે છે શરીરના ઝેરી દ્રવ્યોને ઓછા કરે છે તેમજ કોલેસ્ટ્રોલ અને blood pressure પણ ઘટાડે છે તે વિટામીન સી Anti oxidant ફોસ્પરસ અને કેલ્સ્યમ થી સમૃદ્ધ હોય છે તેમાં પંદરથી અઢાર ડીગ્રી ના TSS સાથે ઉચ ખનીજ દ્રવ્યો હોય છે Dragon Fruit માંથી ઔધ્યોગીક ઉત્પાદનો જેવાકે રસ જામ સીરપ આઈસ્ક્રીમ જેલ્લી કેન્ડીઅને અને ફ્રેસ્ટીઝ નો ની બનાવટો બનાવી શકાય છે લાલ અને ગુલાબી Dragon Fruit નો ઉપયોગ કુદરતી રંગો બનાવામાં પણ થાય છે આ ઉપરાંત Dragon Fruit નો ઉપયોગ સલાડ અને તેની નો ઉપયોગ સૂપ બનાવામાં થાય છે તે માટે જરૂરી વાતાવરણ ઉષ્ણ કટિબંધ આબોહવા અને મહતમ વીસ સેલસ્યસ થી ત્રીસ સેલસ્યસ તાપમાન Dragon Fruit માટે અનુકૂળ છે Dragon Fruit ના તંદુરસ્તી વિકાસ અને વૃદ્ધિ માટે પનસોથી પંદરસો મીમી સરેરાશનો વરસાદ અનુકુળ છે જોકે સુકા પ્રદેશમાં સિંચાઇની સુવિધા હોય તો તો એમાં Dragon Fruit નું વાવેતર કરી શકાય છે વધારે પડતા વરસાદમાં વધારાનું પાણી ખેતરની બહાર કાઢવાની સુવિધા ના હોય તો થળ અને ફળના ફળમાં સડો લાગવાની શક્યતા રહે છે રોપની અને કરસન પદ્ધતિ ગરમ અને બોવ જાડુ વાતાવરણ Dragon Fruit ના છોડને માફક હોવાથી તેની રોપણી જુન થી લયને ઓગસ્ટ સુધી કરી શકાય છે

પાંચ થી સાત દિવસ પછી નર્સરીમાં રોપણી કરવી ત્રીસથી ચાલીસ દિવસમાં ના ઉદભવ પછી તેની મુખ્ય ખેતરમાં બે હાર વચે ચાર મીટર અને બે છોડ વચે ત્રણ મીટરના અંતરે રોપણી કરવી ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન માટે ત્રણ મીટર ત્રણ મીટરનું અંતર ઈચ્છનીય છે

અથવા દીવાલની જરૂર પડે છે અપરીપક્વા ગાણીને કોલમ સાથે બાંધી દેવામાં આવે છે જેથી ઉપરની તરફ તેમનો વિકાસ થય સકે છે આ કોલમ મજબૂત અને ટકાવ હોવી જોયે જેના માટે સિમેન્ટ કોન્ક્રીટ અથવા મજબૂત વાપરી વાપરવી જોયે

હ છાટણી કરવી અતિ આવશ્યક છે હ વેલાને કોલમ સુધી પહોચવા સુધ પહોચાડવા અ સુધી જ ડાળીઓને મુક્ત રૂપે વધવા દેવામાં આવે છે પરંતુ ત્યાર પછી ફક્ત મુખ્ય વેલાને વધવા દેવામાં આવે છે અને બીજી ડાળીઓ કાપી નાખવામાં છે આ કહેવાય છે કાપેલી ડાળીઓ માંથી નવા છોડ ઉછેરી શકાય છે જેમાંથી વધારાની આવક મેળવી શકાય છે જેમ જેમ છોડની રોગ જીવાત આવવાની સંભાવના પણ ઘટે છે એના નિવારણ માટે

પોસણ વ્યવસ્થાની વ્યવસ્થાપન રોપણી દરમ્યાન દસથી પંદર કિલોગ્રામ છાણીયુ ખાતર અને સો ગ્રામ આપવું પ્રથમ બે વર્ષોમાં પ્રત્યેક છોણ દીઠ ત્રણસો ગ્રામ નાઈટ્રોજન બસો ગ્રામ ફોસ્ફરસ અને બસો ગ્રામ પોટેસ્યમ આપવું પ્રત્યેક પરિપક્વ છોડને દર વર્ષે પનસોચાલીસ ગ્રામ નાઈટ્રોજન સાતસોવીસ ગ્રામ ફોસ્ફરસ અને ત્રણસો ગ્રામ પોટેસ્યમ આપવું પોસક તત્વોની આ માત્રાને વાર્ષિક રૂપે ચાર ડોઝમાં આપવા જોઈએ જળવ્યવસ્થાપન આ પાણીની ખાસ જરૂર રેહતી નથી પરંતુ છોડના લાંબા આયુષ્ય માટે ઉપયોગ કરવો જોયે સામાન્ય રીતે ફૂલ આપવા ફૂલ આવવાના પૂર્વે જમીન સુકી રાખવામાં આવે છે જેનેલીધે વધારે ફૂલ ખીલે છે જમીનના ભેજને જાણવી રાખવા સુક્ષ્મ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જાણવણી અને કાપણી વિસ્તારમાં અ પુષ્પવિન્યાસ મેં જુન મહિનામાં ચાલુ થાય છે રોપણીના છ થી નવ મહિના બાદ ફળ આપવાનું ચાલુ થાય છે અપરીપક્વા ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે જે પાકવાના સમયે ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થાય છે

ફળનો રંગ બદલાયા હન બદલાયાના એક દિવસમાં કાપણી કરવી